રીડાયરેક્શન અને પાઈપ્સના મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે
હું ઉબુન્ટુ લીનક્સ ઓએસ નો ઉપયોગ કરી રહી છું
અમે ધારીએ છીએ કે તમને લિનક્સ ઓપરેટીંગ સિસ્ટમ ઉપર કાર્ય કરવાનો અનુભવ હશે અને આદેશો વિશે થોડું જ્ઞાન ધરાવતા હશો
જો તમને અભિરુચિ હોય તોતે આ વેબસાઈટ પરના અન્ય મૌખિક ટ્યુ્ટોરીઅલ ઉપર ઉપલબ્ધ છે
નોંધ લઈએ કે લિનક્સ અક્ષર પ્રકારસાદા કે કેપિટલસંવેદનશીલ છે
જ્યાં સુધી કઈ ઉલ્લેખેલ ન હોય ત્યાં સુધી બધા આદેશો સાદા અક્ષરમાં જ લેવાય છે
આપણે લિનક્સમાં મોટા ભાગનું કાર્ય ટર્મિનલ દ્વારા કરીએ છીએ
જયારે આપણને કોઈ આદેશ પ્રદર્શિત કરવો હોયતેને કિબોર્ડથી લખીએ છીએ
જેમકે આપણને તારીખ અને સમય જાણવો છે
તો આપણે કિબોર્ડ દ્વારા દાતે લખીશું અને એન્ટર દબાવીશું
સામાન્ય રીતે આપણે કિબોર્ડ દ્વારા ઈનપુટ આપીએ છીએ
તેવી રીતે આપણા આદેશનું આઉટપુટ આપણે ટર્મિનલ બારી ઉપર જ જોઈએ છીએ
ઘણીવાર આદેશ પ્રદર્શિત કરીએ ત્યારે ઘણી વાર એરર પણ મળે છે
ઉદાહરણ તરીકેcat ખાલી જગ્યા એએ લખીએ અને એન્ટર દબાવીએ
પણ એએ નામની કોઈ ફાઈલ અસ્તિત્વમાં નથી
તેથી આવી એરર મળે છે
આ એરર પણ ટેર્મીનલ બારી ઉપર આવે છેતેથી આપણે આ સંદેશ ટેર્મીનલ ઉપર જોઈ શકીએ છીએ આ ઈનપુટીંગઆઉટપુટીંગ અને એરર રીપોર્ટીંગ ત્રણેય આદેશને સંબંધિત વિશિષ્ટ પ્રક્રિયાઓ છે
રીડાયરેક્શન વિશે શીખતા પહેલા આપણને બે મહત્વની વિભાવનાઓની જાણ હોવી જોઈએજે છે સ્ટ્રીમ અને ફાઈલ ડીસ્ક્રીપ્ટર
બેશ જેવા લિનક્સ શેલઈનપુટ લઇ અને આઉટપુટને શ્રેણી અથવા અક્ષરોની હારમાળા સ્વરૂપે મોકલે છે
દરેક અક્ષર તેની આગળના અને પાછળના અક્ષરથી કોઈ સંબંધ ધરાવતો નથી
હારમાળાઓ ફાઈલ આઈઓ કાર્યરીતિઓથી પ્રાપ્ય થાય છે
આનાથી કોઈ ફર્ક નથી પડતો કે અક્ષરોની વાસ્તવિક હારમાળાઓ ફાઈલકિબોર્ડવિન્ડો વગેરેમાંથી આવે છે કે જાય છે
લિનક્સમાંપ્રક્રિયાની પ્રત્યેક ખુલ્લી ફાઈલ એક પૂર્ણાંક અંક સાથે સંકળાયેલ હોય છે
આ આંકડાકીય કિંમતો ફાઈલ ડીસ્ક્રીપ્ટર્સ તરીકે ઓળખાય છે
લિનક્સ શેલ્સ ત્રણ મુખ્ય આઈઓ સ્ટ્રીમ્સનો ઉપયોગ કરે છે
તે દરેક એક અનન્ય ફાઈલ ડીસ્ક્રીપ્ટર સાથે સંકળાયેલ છે
એસટીડીઇન એ સ્ટાનડર્ડ ઈનપુટ સ્ટ્રીમ છે
તે આદેશોને ઈનપુટ પૂરું પાડે છે
તે ફાઈલ ડીસ્ક્રીપ્ટર ૦ ધરાવે છે
એસટીડીઆઉટ એ સ્ટાનડર્ડ આઉટપુટ સ્ટ્રીમ છે
તે આદેશોથી આવતા આઉટપુટને પ્રદર્શિત કરે છેતે ફાઈલ ડીસ્ક્રીપ્ટર 1 ધરાવે છે
એસટીડીએર એ સ્ટાનડર્ડ એરર સ્ટ્રીમ છેતે આદેશોથી મળતા એરર આઉટપુટને પ્રદર્શિત કરે છે
તે ફાઈલ ડીસ્ક્રીપ્ટર ૨ ધરાવે છે
ઈનપુટ સ્ટ્રીમ્સ પ્રોગ્રામ્સને ઈનપુટ પૂરું પાડે છે
સામાન્ય રીતે ટર્મિનલમાં કિબોર્ડ દ્વારા લખેલ લખાણમાંથી તે ઈનપુટ લે છે
આઉટપુટ સ્ટ્રીમ્સ સામાન્ય રીતે ટર્મિનલ ઉપર ટેક્સ્ટ અક્ષરો પ્રિન્ટ કરે છે
ટર્મિનલ હકીકતમાં આસ્કી ટાઈપરાઈટર અથવા પ્રદર્શિત એટલેકે ડિસ્પ્લે કરનાર એક ટર્મિનલ હતું
પણ હવે તે ગ્રાફિકલ ડેસ્કટોપ ઉપર એક ટેક્સ્ટ વિન્ડો છે
આપણે જોયું કે સામાન્ય રીતે ત્રણે સ્ટ્રીમ્સ સામાન્ય રીતે કેટલીક ફાઈલો સાથે જોડાએલ હોય છે
પણ લિનક્સમાંઆપણે આને બદલી શકીએ
આપણે આ ત્રણેય સ્ટ્રીમ્સને બીજી અન્ય ફાઈલો સાથે જોડી શકીએ
આ પ્રક્રિયાને રીડાયરેક્શન કહેવાય છે
ચાલો હવે જોઈએ કે ત્રણ સ્ટ્રીમ્સમાં રીડાયરેક્શન કેવી રીતે થાય છે
પહેલા આપણે જોઈએ કે સ્ટાનડર્ડ ઈનપુટ કેવી રીતે રીડાયરેક્ટ થાય
આપણે સ્ટાનડર્ડ ઈનને ફાઈલમાંથી ltડાબી તરફના ખૂણાવાળા કૌંસ પ્રચાલકથી રીડાયરેક્ટ કરીએજોઈએ કેવી રીતે થાય છે
આપણે જાણીએ છીએ કે ડબ્લ્યુસી આદેશનો ઉપયોગ ફાઈલમાં લીટીઓશબ્દો અને અક્ષરોની સંખ્યા શોધવા થાય છે
ટર્મિનલ બારી ઉપર ડબ્લ્યુસી લખીએ
હવે એન્ટર દબાવીએ
શું થાય છેએક ઝબકતું કર્સર દેખાય છેઆનો મતલબ એ છે કે કિબોર્ડથી એન્ટર દબાવવું પડશે
થોડું લખાણ મુકીએ જેમકે થિસ ટ્યુટોરિયલ ઇસ વેરી ઇમ્પોર્ટન્ટ
હવે એન્ટર દબાવીએ
હવે CTRL અને ડી કળ એક સાથે દબાવીએ
હવે આ આદેશ આપણે લખેલી લીટીઓ ઉપર કામ કરશે
આદેશ ટર્મિનલ ઉપર આઉટપુટ આપશે
અહીં ડબ્લ્યુસી આદેશ પછી કોઈ ફાઈલ અપાઈ નથી
તેથી તે સ્ટાનડર્ડ ઈનપુટ સ્ટ્રીમમાંથી ઈનપુટ લે છે
સ્ટાનડર્ડ ઈનપુટ સ્ટ્રીમ મૂળભૂત રીતે કિબોર્ડ સાથે જોડાયેલ હોય છેતેથી ડબ્લ્યુસી આદેશ કિબોર્ડથી ઈનપુટ લેશે
હવે જો આપણે આ લખીએ ડબ્લ્યુસી ખાલી જગ્યા ltડાબા ખૂણાવાળો કૌંસ ખાલી જગ્યા ટેસ્ટ1 txt ડબ્લ્યુસી આદેશ ફાઈલ test1textમાં રહેલ લીટીઓશબ્દો અને અક્ષરોની સંખ્યા બતાવે છે
હવે ડબ્લ્યુસી ખાલી જગ્યા test1ટીએક્સટી લખીએ
આપણને સરખું જ પરિણામ મળે છે
તો ફર્ક શું
જયારે આપણે ડબ્લ્યુસી ખાલી જગ્યા test1ટીએક્સટી લખીએઆદેશ ફાઈલ test1ટીએક્સટી ખોલે છે અને તેને વાંચે છે
પણ જયારે આપણે ડબ્લ્યુસી ખાલી જગ્યા ડાબા ખૂણાવાળો કૌંસ test1ટીએક્સટી લખીએ છીએwc આદેશને કોઈ ફાઈલ ખોલવા મળતી નથી
તેની જગ્યાએતે સ્ટાનડર્ડઈન પાસેથી ઈનપુટ લેવાનો પ્રયત્ન કરે છે
તો હવે આપણે સ્ટાનડર્ડઈનને ફાઈલ test1ટીએક્સટી સાથે નિર્દેશિત કરી દીધી છે
તેથી આદેશ test1માંથી વાંચે છે
પણ તે સ્ટાનડર્ડઈનમાં ડેટા ક્યાંથી આવી રહ્યા છે તે માટે અજાણ છે
તો આપણે જોયું કે સ્ટાનડર્ડ ઈનપુટને કેવી રીતે રીડાયરેક્ટ કરવું
હવે જોઈએ કે સ્ટાનડર્ડ આઉટપુટ અને સ્ટાનડર્ડ એરરને કેવી રીતે રીડાયરેક્ટ કરવું
આઉટપુટ અથવા એરરને ફાઈલ સાથે રીડાયરેક્ટ કરવાના બે માર્ગ છે ધારોn ફાઈલ ડીસ્ક્રીપ્ટરને નિર્દેશ કરે છેn જમણા ખૂણાવાળો કૌંસ ફાઈલ ડીસ્ક્રીપ્ટર nથી મળતા આઉટપુટને ફાઈલ સાથે રીડાયરેક્ટ કરે છે
તમારી પાસે તે ફાઈલમાં લખવાનો અધિકાર હોવો જોઈએ
જો આ ફાઈલ હયાત ન હોય તો નવી બની જશે
જો હયાત હોય તો તેમાં રહેલ ડેટા કોઈ પણ ચેતવણી વગર રદ થઇ જાય છે
ન gtgtબે જમણા ખૂણાવાળા કૌંસ પણ ફાઈલ ડીસ્ક્રીપ્ટર nથી મળતા આઉટપુટને ફાઈલ સાથે રીડાયરેક્ટ કરે છે આના માટે પણ તમારી પાસે તે ફાઈલમાં લખવાનો અધિકાર હોવો જોઈએ
જો ફાઈલ હયાત ન હોય તો નવી બની જશે
જો ફાઈલ હયાત હશે તોઆઉટપુટ આ ફાઈલમાં રહેલ લખાણના અંતે જોડાઈ જશે
ન જે એક જમણા ખૂણાવાળા કૌંસ અથવા બે જમણા ખૂણાવાળા કૌંસ સાથે હોય છે તે ફાઈલ ડીસ્ક્રીપ્ટરને નિર્દેશ કરે છે
જો તેને અવગણવામાં આવે તો તે સ્ટાનડર્ડ આઉટપુટ જે ફાઈલ ડીસ્ક્રીપ્ટર ૧ છે તેને માની લે છે
તેથી gtજમણા ખૂણાવાળો કૌંસ અને અંક૧gtએક જમણા ખૂણાવાળો કૌંસ સમાન છે
પણ એરર સ્ટ્રીમને રીડાયરેક્ટ કરવાતમારે અંક ૨gtએક જમણા ખૂણાવાળો કૌંસ અથવા અંક ૨gtgtબે જમણા ખૂણાવાળા કૌંસ નો ઉપયોગ કરવો પડશે
ચાલો તે જોઈએ
છેલ્લા ઉદાહરણમાં આપણે જોયું કે ફાઈલ અને standardinવાળા ડબ્લ્યુસી આદેશનું પરિણામ ટર્મિનલ બારી ઉપર મળે છે
જો આપણને આ ટર્મિનલ બારી ઉપર પ્રદર્શિત ન કરવું હોય તો શું કરી શકાય
આપણે તેને એક ફાઈલમાં સંગ્રહિત કરીએજેથી આ માહિતીનો પછી ઉપયોગ કરી શકાય
મૂળભૂત રીતે ડબ્લ્યુસી તેનું આઉટપુટ standardoutમાં લખે છે
સ્ટેન્ડરડઆઉટ મૂળભૂત રીતે ટર્મિનલ બારી સાથે જોડાયેલ હોય છે
તેથી આપણે ટર્મિનલ બારી ઉપર આઉટપુટ જોઈ શકીએ છીએ
પણ જો આપણે standardoutને ફાઈલમાં રીડાયરેક્ટ કરી શકીએ તો જ ડબ્લ્યુસી આદેશનું આઉટપુટ તે ફાઈલમાં લખાશે
ચાલો આપણે લખીએ ડબ્લ્યુસી ખાલી જગ્યા test1ટીએક્સટી જમણા ખૂણાવાળા કૌંસ wc resultstxt એન્ટર દબાવીએ
આ થયું કે નહિ તે જાણવા આપણે ફાઈલમાં રહેલ માહિતી c a ટી આદેશ દ્વારા પ્રદર્શિત કરી શકીએ
હા તે થયું છે
ધારોકેઆપણી પાસે આ જ ડિરેક્ટરીમાં બીજી ફાઈલ ટેસ્ટ2 છે
હવે આપણે ટેસ્ટ2 ફાઈલ સાથે આજ આદેશ અમલમાં મુકીશુંwc ખાલી જગ્યા test2ટીએક્સટી જમણા ખૂણાવાળો કૌંસ wc resultstxt આનાથી wc resultsમાં રહેલ લખાણ ઉપર નવું લખાણ આવી જશે
ચાલો આ જોઈએ
આની જગ્યાએ જો આપણે ડબ્લ્યુસી ખાલી જગ્યા test1ટીએક્સટી બે વાર જમણા ખૂણાવાળો કૌંસ wc resultstxt આ આદેશથી નવું લખાણ ફાઈલ wc resultstxtમાં રહેલ લખાણ ઉપર નથી આવી જતુંનવું લખાણ તેના અંતે જોડાઈ જાય છે
ચાલો આ પણ જોઈએ
સ્ટાનડર્ડ એરરને રીડાયરેક્ટીંગ પણ આજ રીતે કરાય છે
ફર્ક આટલો જ છે કે આ ઘટનામાં એક જમણા ખૂણાવાળા કૌંસ અથવા બે જમણા ખૂણાવાળા કૌંસ ચિહ્નની પહેલા સ્ટાનડર્ડ એરરનો ફાઈલ ડીસ્ક્રીપ્ટર અંક મુકવો પડશે
જેમ આપણે જાણીએ છીએ કે એએ નામની કોઈ ફાઈલ મોજુદ નથીwc ખાલી જગ્યા એએ લખીએ
શેલ એરર આપે છે કે આવી કોઈ ફાઈલ કે ડિરેક્ટરી નથી હવે આપણને કોઈ એરર સંદેશો પડદા ઉપર નથી જોઈતાતે કોઈ અન્ય ફાઈલ સાથે રીડાયરેક્ટ કરી શકાય છે
આ માટે આપણે આ આદેશ ડબ્લ્યુસી ખાલી જગ્યા એએ ખાલી જગ્યા 2 જમણા ખૂણાવાળો કૌંસ errorlogટીએક્સટી આપી શકીએ
હવે એરર ટર્મિનલ ઉપર પ્રદર્શિત નહીં થાયપણ તે ફાઈલ errorlogtxtમાં આવી જશે
આ આપણે આ આદેશ કેટ ખાલી જગ્યા errorlogટીએક્સટી દ્વારા જોઈ શકીએ
હવે જો હું આ આદેશ કેટ ખાલી જગ્યા બીબીબી ખાલી જગ્યા 2 જમણા ખૂણાવાળો કૌંસ errorlogટીએક્સટી દ્વારા બીજી એરર ઉત્પન્ન કરું
તો પહેલાની એરર ઉપર આ નવી એરર આવી ગઈ દેખાશે
જુઓ કેટ ખાલી જગ્યા errorlogટીએક્સટી જો આપણને બધી એરરને એક સાથે જોવી હોય તો શું
તેના માટે આ આદેશ આપવો પડશે ડબ્લ્યુસી ખાલી જગ્યા એએ ખાલી જગ્યા 2 બે જમણા ખૂણાવાળા કૌંસ errorlogટીએક્સટી આ આપણે કેટ આદેશ આપી તપાસી શકીએ
આપણે જોયું કે ત્રણેય સ્ટ્રીમ્સ સ્ટાનડર્ડ ઈનપુટસ્ટાનડર્ડ આઉટપુટસ્ટાનડર્ડ એરર કેવી અલગ અલગ રીતે રીડાયરેક્ટ થાય છે અને હાથ ધરવામાં આવે છેપણ આ વિભાવનાની સાચી શક્તિનું અનુમાન આપણે ત્યારે લગાવી શકીએ જયારે એક સાથે આ સ્ટ્રીમ્સને હાથ ધરવામાં આવેમતલબ જુદી જુદી સ્ટ્રીમ્સને જોડવું
આ પ્રક્રિયાને પાઈપલાઈનીંગ કહેવાય છે
આદેશોની સાંકળો બનાવવા પાઈપ્સનો ઉપયોગ થાય છે
પાઈપ એક આદેશના આઉટપુટને સાંકળમાં આવતા તેના પછીના બીજા આદેશના ઈનપુટ સાથે જોડે છે
આદેશ2 વિકલ્પ|આદેશ3 વિકલ્પ1 વિકલ્પ2|આદેશ4 વર્તમાન ડિરેક્ટરીમાં રહેલી કુલ ફાઈલો અને ડિરેક્ટરીઓની સંખ્યા આપણને જાણવી હોય તો
આપણે શું કરી શકીએ
આપણે જાણીએ છીએ એલએસ ખાલી જગ્યા l વર્તમાન ડિરેક્ટરીની બધી ફાઈલો અને ડિરેક્ટરીઓની યાદી બતાવે છે
આ આઉટપુટને આપણે એક ફાઈલમાં રીડાયરેક્ટ કરી શકીએls ખાલી જગ્યા l જમણા ખૂણાવાળો કૌંસ filesટીએક્સટી કેટ ખાલી જગ્યા filesટીએક્સટી અમલમાં મુકીએ
તો દરેક લીટી ફાઈલ અથવા ડિરેક્ટરીનું નામ છે
જો આ ફાઈલની કુલ લીટીઓની માત્રા શોધીએતો આના માટે આપણે filesટીએક્સટી નો ઉપયોગ કરી શકીએ
આ આપણે આદેશ ડબ્લ્યુસી ખાલી જગ્યા l filesટીએક્સટી દ્વારા કરી શકીએ
તે આપણો હેતુ પાર પાડે છે છતાં થોડીક મુશ્કેલીઓ છે
પહેલા આપણને એક ઇન્ટરમીડીએટ ફાઈલ ની જરૂર છેજે અહીં ફાઈલ filesટીએક્સટી છે
જો પ્રથમ આદેશ અઢળક ડેટા ઉત્પન્ન કરે છેતો તે બિન જરૂરી ડિસ્ક મેમરી ખાય છે
વળી જો આપણને આદેશોની સાંકળ બનાવવી હોય તોઆ પદ્ધતિ ઘણી ધીરી પડે છે
ડબ્લ્યુસી ખાલી જગ્યા l અને આપણને સરખું જ પરિણામ વધારે સરળતાથી મળે છે
એલએસ આદેશનું આઉટપુટ ડબ્લ્યુસી આદેશના ઈનપુટ રીતે જાય છે
આપણે હજી લાંબી આદેશોની સાંકળ પાઈપ્સ દ્વારા ઉમેરી શકીએ
પાઈપ્સનો સર્વ સામાન્ય ઉપયોગ છે ઘણા પૃષ્ઠોને પ્રદર્શિત કરવું
સીડી ખાલી જગ્યા userbin લખીએ
તો આપણે હવે બિન ડિરેક્ટરીમાં છીએ
હવે એલએસ l આપીએ
આપણે આઉટપુટ બરાબર જોઈ શકતા નથીપણ જો આપણે તેને પાઈપ સાથે જોડી ઉપયોગમાં લઈએ તોઆઉટપુટ બરાબર દેખાશે
યાદી જોવા એન્ટર દબાવીએ
બહાર નીકળવા ક દબાવીએ
આ થોડાક આદેશો હતા જે ફાઈલ સાથે કાર્ય કરવા આપણને મદદરૂપ થાય છે
હજી બીજા ઘણા આદેશો છે
વળીઆપણે જે આદેશો જોયા તે ઘણા વિકલ્પો પણ ધરાવે છે
માન આદેશ દ્વારા તમે તેના વિશે વધુ જાણકારી મેળવી શકશો
આદેશો શીખવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ છે તેનો વારંવાર ઉપયોગ કરવો
અહીં આ ટ્યુ્ટોરીઅલ સમાપ્ત થાય છે
મૌખિક ટ્યુ્ટોરીઅલ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છેજેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને આઇસીટી ના માધ્યમથી સમર્થિત કરેલ છે
મિશન વિષે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે